અને તેની પાછળ સૂર્યોદયથી સૂર્યાસ્તનો રમણીય નજારો છે.

આ ચિત્રમાં ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું સુદામા પૂલ દર્શાવવામાં આવી છે.

આ જગ્યા ખુલ્લા આકાશની નીચે અને ત્યાં એક નાનું તળાવ જેવું મા કુવું પણ છે.

આ મંદિર ભારતના બાર જ્યોતિષલીંગોમાંનું પ્રથમ જ્યોતિષલીંગ છે.

ગેસ્ટ હાઉસ ની બારની દીવાલ સફેદ રંગની છે અને તેના પર લાલ રંગથી નામ લખેલું છે.

બોર્ડ લાલ અક્ષરોમાં લખેલુ છે અને તે ઇમારતની સામે લગાવેલું છે.

ચિત્રમાં આકાશ વાદળી રંગનું દેખાય છે અને કેટલાક વૃક્ષો પણ જોવા મળે છે.

મકાનની સામેની જમીન પર થોડું સામાન અને કચરું પડ્યું છે.

આ તસવીર જામનગર એરપોર્ટ ના ડિપાર્ચર ગેટ ની છે.

આ ચિત્રમાં ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દેખાય છે.

આમાં તે સમુદ્ર કિનારે આવેલું છે અને તે હિન્દુ ધર્મના ચારધામ નું છે.

તેનું નામ બ્લુ સાઈન ટોન મેકઅપ એન્ડ બ્યુટી સલૂન છે.

દિવાલ ઉપર પરંપરાગત આભલા વર્ક એની ચિત્ર જોવા મળે છે જે રૂમ ને જીવંત બનાવે છે.

આ ચિત્ર એક એરપોર્ટ ના સુરક્ષા તપાસ વિસ્તારનુ દ્રશ્ય દર્શાવે છે.

અહીં ઘણા ટેબલ અને ખુરચીઓ ગોઠવાયેલા છે જે ગ્રાહકો માટે બેઠક વ્યવસ્થા સૂચવે છે.

આ ચિત્રમાં લોકો ખાસ કરીને મહિલાઓ ખુલ્લામાં એક લીલા આસન પર બેઠેલા જોવા મળે છે.

આ દ્રશ્યની કોઈ ધાર્મિક વિધિ કે કથા જેવું પ્રતીત થાય છે જેમાં ભક્તો એકઠા થયા છે.